તાજેતરના વર્ષોમાં ભારતમાં યુવા નાટકો અને નોકરી શોધનારાઓની સંખ્યા માં વધારો

માંગ જડપથી વધી છે. જો કે વધતી માંગ હોવા છતાં ભારતમાં job market

છ point એક ટકા હતો. જેમાં અંદાજીત એકત્રીસ Milion લોકો બેરોજગાર છે COVID છ point એક ટકા હતો

ભારતમાં નોકરી શોધનારાઓ માટે મુખ્ય પડકારો પૈકી એક છે. પૂરતી નોકરીની તકોનો

વિકાસ ને કારણે પૂરતા પ્રમાણમાં રોજગાર સર્જન થયું નથી. આ સમસ્યા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને તીવ્ર છે. જયા આજીવિકાનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે

કામદારો ની મોટી વસ્તી છે પરંતુ તેમાના મોટા ભાગના પાસે નોકરીના બજાર માં માંગ માં રહેલી કૌશલ્ય નો અભાવ છે. દાખલા તરીકે દેશમાં Engineering સ્નાતકોનો સર plus છે પરંતુ તેમાંથી મોટા ભાગના પાસે વ્યાવહારિક કુશળતાનો અભાવ છે અને તેઓ નોકરી માટે તૈયાર નથી ભારતમાં નોકરી શોધનારાઓ માટે પર્યાપ્ત Infrastructure

અનેક વ્યવસાઈક તાલીમ કાર્યક્રમો છે તેઓ નોકરી બજાર ની જરૂરીયાતો ને પહોંચી વળવા માટે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

શિવ ના માથે ચંદ્ર કેમ? મનુષ્ય જન્મે એનાં થોડા સમય પછી, થોડાં સમય બાદ અન્ય મનુષ્ય સાથે સરખાવતાં થાય છે પોતે અન્ય મનુષ્ય જેવાં ને,

અમુક વાર તો વાંઢાથી અલગ છે ને અન્ય પોતાનાથી અલગ છે એવી સમજ ફેર પણ થતી હોય છે એ પ્રમાણે મનુષ્ય ને સમજાતું થઇ જાય છે કે અમુક બાબતે દરેક મનુષ્ય સમાન છે ને, અમુક બાબતે વિવિધ મનુષ્ય વિવિધ રીતે અસમાન હોય છે સમાન શબ્દો રસ્તો જ છે સમાન એટલે સમાન પ્રતિબિંબ, પ્રતિબિંદ પડછાયો કે એક બીજાની જેમ જેમ તે એમનેમ similarity એટલે સમાનતા થાય ને નાં પણ થાય બરાબરીય સરખું હોય એટલે કક્ષા કે લાયકાત કે હક સમાન ના હોય equality એટલે સમજતા હોય એ જુદી અને પ્રયત્ન વડે શોધવાની હોય એ જુદી છતાં એક નક્કર વાસ્તવિકતા મોટા ભાગે સૌના ખ્યાલ બહાર જાય છે અન્ય ને સમાનતા મામલો છે. સમતા ના કે એકતા ને સમાનતા બંને સબંધ ધરાવે છે એક બીજા ને

ડલ અને ઇનામ એવી બે વ્યવસ્થા આધુનિક ના જેમ તમામ સમજો માં જોવામાં આવે છે plus કરે એ minus કરે એ ભાગ સ્વર્ગ ને નર્ક સ્પર્ધા માં ક્રમ અપાય છે સંસ્કાર મોટા નાના નો અને ખરાબ સંભ્ય નો ભેદ શીખવે છે મનુષ્યે આધ્યાત્મિક એવમ યોગ્ય નજરે સંસાર નું સમુર્ણ તેમજ અસ્થીત્વ નું સરેશ આખું સમજવું હોય તો હાલ ની સમજવું પડે સ્પર્ધા માં સુસંગત બનવું પડે સમયની સાપેક્ષ harmonious થવું પડે જો કે થાય ત્યારે જયારે આપડે સમય એક અંતરાલમાં આમની સમજ એ છીએ સમય એક અંતરાલ

બાદ micro level બાદ બાકી થય જાય એવું ના ચાલે પછી luck કે system કે તો ગાળો આપો મુર્ખામી કેવાય મહામનુષ્ય હોય એ બહુ દૂર નું વિચારી સકતા હોય છે દૂરનું એટલે દૂરથી ને બહારથી કે ઉપરનું દેખાતું એટલું જ એમ નહિ linear એટલે એ બહુ બહુ તો પરિણામ માં ઉડતું thinking ના ચાલે ચોથા પરિણામ સમય માં thinking thinking કરવું પડે બ્રહ્મોમાં જેને ટેવ જણાવે છે

એ સાચા વિકલ લક્ષી નાની છે એ સાચી એટલે કે પૂર્ણ જાણે છે ક્યાય ને સમાનતા માટે અડી ને અંતિમ ધોરણ નક્કી કરી શકે છે મનુષ્ય ના શરીર માં બે હાથ ને બે પગ હોય છે બે આંખ અને બે કાન હોય છે ને બે નસકોરા અને બે હોઠ હોય છે બે મનુષ્ય છોડી ને શિશુ અવસ્થા થી મહા મળે છે જામને ત્યારથી જન થા ને અજાણતા મનુષ્ય નું મન તથા મગજ માતા ને બે સ્તન વચે પસંદગી ની આ સંતુલન અનુભવે છે ત્યાં સમાનતા છે છતાં આ સમાનતા છે વાર ફરથી એટલે પેલું ને બીજું થાય અસમાનતા ને અસંતોલન સાથે સમાનતા ને સંતોલન અન્ય સાથે ન્યાય પિતા ને માતા પૂછવાના વડે મનોદશા થાય પોતાનો વ્યક્તિગત પેદા થાય ને મોટો થાય ઉમર થતા મનુષ્ય પોતાના મગજ થી તદ્દન નજીક નું વિષારી શકે છે અને નસકોરા બેય છે

મળ દ્વાર એકજ છે શરીર એકજ છે મગજ બે છે એક પણ એક સમયે બે કર્યો એકજ કાર્ય રાત હોય છે સક્રિય મન સિવાય સુસુક્ત મન ગણો તો મન બેજ છે પણ આત્મા એકજ છે ગૌતમ બુદ્ધ માં જેમ મન પર ભાર મુક્ત એ વિષય માં મહા પાઠ્ય પુસ્તક ને શિક્ષકો માધ્યમ ના સબળ નો અર્થ કાઢે છે તે અર્થ સિવાય સાચો મર્મ સમજવા નો મુદ્દો મુકે છે ગૌતમ બુદ્ધ આક્રમક કે અંતિમ વાડી સાધના તથા સાધના વગર જીવ્યું એ બે વચે નો માર્ગ પકડવાનો એમ કેતા પછી શું દુનિયા એટલે માધ્યમ

વાત છે કોઈ નિશ્ચિત બાબત માટે વાત છે સર્વો મનુષ્યો માટે માંધાતા છે માંધાતા જ આદર્શ છે કય્મિક મળે આમ સાધક નો goal હોવો જોઈએ પતંજલિ ના યોગસુત્ર માં પ્રથમ સુત્ર જાણે છે કે યોગ અધિક જીત ની બુદ્ધી ઓ નો વિરોધ શાંતિ, સંતોષ અને માર્ગ ની વાત છે તથા કે બ્રહ્માજીના પુત્ર દક્ષરાજ છે સતાવીશ દીએકરી ની ચંદ્ર સાથે પરણાવી હતી ચંદ્ર એ દરેક નક્ષત્ર નો સ્વામી હોવા છતાં તેઓ રોહિણી ને વધુ પ્રેમ કરતો હતો અને રોહિણી સાથેજ સમય વિતાવ્યા કરતો રોહિણી સિવાય છવીસ પત્ની સાથે ચંદ્ર ને આવું કરવું ગમતું નો હતું ને યોગ્ય નલાગ્યું એટલે બધી પિતા દક્ષ પાસે જઈને ફરિયાદ કરે છે રાજા નો પિતા હા દક્ષ પોતે પુરુષ પણ હોય છે અને પતિ પણ હોય છે ચંદ્ર ને આવા કર્મો થી આઘાત પામેલા દક્ષ પોતે છે ચંદ્ર એમનો જમાય એવમ રોહિણી સિવાય છવીશ દીકરીઓ નો પતિ હોવા છતાં ખુદ સારા ખરાબ ને સાચા ખોટા ના વિચાર ને ચંદ્ર ને શ્રાપ આપી બેસે છે ચંદ્ર થી ઈચ્છે છે દક્ષ ને પોતાની સતાવીશ દીકરી ઓ વચે

છવીશ વત્તા સત્યાવીશ વ્યક્તિઓ ના વિશર્જન થઇ અસમતોલનું સર્જન કર્યું અને લાગ્યું ચંદ્ર ફરિયાદ લઈને ક્યાં જાય જ્યા માફી માગવાથી માફી સાથે ન્યાય મળે.

વ્હાલા દવલા કે આપણા સામેવાળા કરીને તો મહાદેવ કદી ત્રાજવા પકડવા ના દેય.

એક અકગયારન અંતરાલ મુજબ ન્યાય કોને કેવાય એ મુજબ મહાદેવ ફેંસલો આપે સારું ખરાબ સાચું ખોટું કે કામનું નકામું એમ દરેકના ભાગલા મહાદેવએ જીની મુઠી પણ ના આપી શકે મહાદેવ ન્યાય તેની રીતેજ કરે છે માટે પાસે કોઈ પારકું નથી કે કોઈ પોતાનું નથી ને આખી ઘટનામાં ન્યાય આપવામાં લક્ષ્મી દક્ષ એ કાયમ માટે ચંદ્રને દંડ આપ્યો પોતાની સત્યાવીશ દીકરી ઓને સજા આપી દીધી સમાધિ જેવું કશું ના રહે વિષ્ણુશક્તિનું ખરું કામજ આ છે.